ઉબુન્ટુ ડેસ્કટોપના આ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે
આ ટ્યુ્ટોરીઅલ દ્વારાઆપણે જીનોમ એન્વાર્નમેન્ટ પર ઉબુન્ટુ ડેસ્કટોપથી પરિચિત થઇશું
આ હેતુ માટેહું ઉબુન્ટુ ૧૦૧૦નો ઉપયોગ કરી રહી છું
હવે તમે જે જોઈ રહ્યા છો તે ઉબુન્ટુ ડેસ્કટોપ છે
તમે ઉપરના ડાબી બાજુના ખૂણામાં મુખ્ય યાદી જોઈ શકો છો
આને ખોલવાતમે AltF1 દબાવી શકો અથવા એપ્લીકેશન પર જઈ તેના ઉપર દબાવો
એપ્લીકેશન યાદી બધી સંસ્થાપિત એપ્લીકેશનોને વર્ગીકૃત રૂપમાં ધરાવે છે
આ એપ્લીકેશન યાદીમાંચાલો મહત્વની એપ્લીકેશનોથી પરિચિત થઈએ
તો ચાલો એપ્લીકેશન પર જઈ એક્સેસરીઝ gtકેલ્કયુલેટર પર જઈએ
કેલ્કયુલેટર અંકગણિતવૈજ્ઞાનિક અથવા નાણાંકીય ગણતરીઓ અમલમાં મુકે છે
ચાલો તે ખોલવા કેલ્કયુલેટર પસંદ કરીએ
થોડી સરળ ગણતરી કરીએ
૫ગુણ્યા૮ લખી બરાબર ચિહ્ન દબાવો
બરાબર ચિહ્ન દબાવાને બદલેતમે enter કળ પણ દબાવી શકો
હવે આ કેલ્કયુલેટરથી બહાર નીકળવા બંધ કરવાનું બટન દબાવો
હવે ચાલો બીજી અન્ય એપ્લીકેશન જોઈએ
તેના માટે ફરી એપ્લીકેશન પર જઈ અને એક્સેસરીઝ પર જઈએ
એક્સેસરીઝમાંચાલો ટેક્સ્ટ એડિટર ખોલીએતેના ઉપર દબાવીએ
હવે તમે પડદા ઉપર જે જોઈ રહ્યા છો તે જીએડિટ ટેક્સ્ટ એડિટર છે
હું અહીં કંઈક લખું દાખલા તરીકે h e l l ઓ w o r l ડી અને તેનો સંગ્રહ કરું
તેનો સંગ્રહ કરવાહું Clts અથવા ફાઈલના સેવ બટનને દબાવી શકુંતો ચાલો હું ફાઈલ ઉપર જઈ સેવ દબાઉં
એક નાનો ડાયલોગ બોક્સ ખુલે છે જે ફાઈલનું નામ અને સ્થાન પૂછે છે જ્યાં આ ફાઈલનો સંગ્રહ થશે
ચાલો તો હું હેલોટીએક્સટી નામ આપુંસ્થાન માટે ડેસ્કટોપ પસંદ કરું અને સેવ બટન દબાઉ
ચાલો જીએડિટને બંધ કરી તપાસીએ કે ડેસ્કટોપ પર આપણી ફાઈલનો સંગ્રહ થયો છે કે નહિ
હવે ડેસ્કટોપ ઉપર તમે ફાઈલ હેલોટીએક્સટી જોઈ શકો છો
આપણી ટેક્સ્ટ ફાઈલ સફળતાપૂર્વક સંગ્રહિત થઇ છે
ચાલો આ ફાઈલ ઉપર બે વાર દબાવી તેને ખોલીએ
વાહઆપણા લખાણવાળી ટેક્સ્ટ ફાઈલ ખુલી
ઈન્ટરનેટ ઉપર જીએડિટ ટેક્સ્ટ એડિટર વિષે ઘણી માહિતી ઉપલબ્ધ છે
આ વિષયના મૌખિક ટ્યુ્ટોરીઅલ પણ httpspoken tutorialorg પર ઉપલબ્ધ છે
ટેક્સ્ટ એડિટરને બંધ કરીએ અને એક્સેસરીઝમાંથી અન્ય એપ્લીકેશન ટર્મિનલને નિહાળીએ
તો ચાલો ફરી એપ્લીકેશન gtએક્સેસરીઝ પર જઈ ટર્મિનલ પસંદ કરીએ
ટર્મિનલને કમાંડ લાઈન કહે છે કારણકે તમે કમ્પ્યુટરને અહીંથી આદેશ આપી શકો
હકીકતમાં તે ગુઈ કરતા પણ વધારે સરળ છે
ટર્મિનલને સમજવા ચાલો એક સરળ આદેશ આપીએ
તો ચાલો એલએસ લખી એન્ટર દબાવીએ
તમે જોઈ શકો છો કે તે વર્તમાન ડિરેક્ટરીની બધી ફાઈલો અને ફોલ્ડરોની યાદી આપે છે
અહીં આ આદેશ હોમ ફોલ્ડરની ફાઈલો અને ફોલ્ડરો પ્રદર્શિત કરી રહ્યો છે
આપણે આ ટ્યુ્ટોરીઅલમાં પછી જોઈશું કે હોમ ફોલ્ડર શું છે
આપણે ટર્મિનલ માટે વધારે સમય પસાર નહીં કરીએટર્મિનલના આદેશો httpspoken tutorialorg પરના લિનક્સના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં વિસ્તારમાં સમજાવેલ છે
ટર્મિનલ બંધ કરીએ
હવે તે પછીની એપ્લીકેશન જે ફાયરફોકસ વેબ બ્રાઉઝર છે તેના પર જઈએતે ખોલીએ
તેના માટે એપ્લીકેશન પર જઈઈન્ટરનેટમાં ફાયરફોક્સ ઉપર દબાવીએ
ફાયરફોક્સ વલ્ડ વાઇડ વેબને પ્રાપ્ય કરવા ઉપયોગમાં લેવાય છેહવે તમે ખૂલેલ ફાયરફોક્સ જોઈ શકો છો
ચાલો જીમેલ સાઈટ ઉપર જઈએતેના માટે એડ્રેસ બાર પર જાઓ અથવા ફ6 દબાવોહું ફ6 દબાઉં છું
ઠીક છેહું એડ્રેસ બાર પર છું અને હવે તેને સાફ કરવા બેકસ્પેસ દબાવું છું
હું wwwgmailcom લખીશ
જેવું હું લખીશફાયરફોક્સ કેટલીક શક્યતાઓ સૂચવે છે
તમે આમાંથી કોઈ એક પસંદ કરી શકો છો અથવા પૂરું એડ્રેસ આપી એન્ટર દબાવો
ફાયરફોક્સ આ વેબસાઈટ સાથે સીધું જોડાશે અથવા તે લોગીન અને પાસવર્ડ પૂછશે
હવે ચાલો ઉપયોગકર્તાનું નામ અને પાસવર્ડ આપી એન્ટર દબાવીએ
હવે તમે ખૂલેલું જીમેલ વેબ પૃષ્ઠ જોઈ શકો છોતેને બંધ કરીએ અને બીજી અન્ય એપ્લીકેશન પર જઈએ
હવે એપ્લીકેશન મેનુમાંના ઓફીસ વિકલ્પ પર જઈએ
આ ઓફીસ મેનુમાં ઓપનઓફીસ વર્ડ પ્રોસેસરસ્પ્રેડશીટ અને પ્રેઝન્ટેશન જેવા વિકલ્પો છે
ઈન્ટરનેટ ઉપર આના વિષે ઘણી માહિતી ઉપલબ્ધ છે
ભવિષ્યમાં અમારી વેબ સાઈટ ઉપર પણ આ વિષયના મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપલબ્ધ થશે
હવે સાઉન્ડ અને વિડીયો મેનુનું નિરીક્ષણ કરીએતેના માટે એપ્લીકેશનના સાઉન્ડ અને વિડીયો ઉપર જાઓ
આમાં એક મહત્વની એપ્લીકેશન છે જે છેમુવી પ્લેઅરતે વિડીયો અને ગીત વગાડવા ઉપયોગમાં લેવાય છેસામાન્ય રીતે તે માત્ર ઓપન ફોરમેટ વિડીયો ફાઈલો જ વગાડે છે
નમુના રૂપે હું મારી પેન ડ્રાઈવમાંથી એક ફાઈલ પસંદ કરુંહું હવે યુએસબી ખાંચામાં પેન ડ્રાઈવ દાખલ કરીએ પેન ડ્રાઈવ ખુલે છે
જો તે ન ખુલે તો તેને ડેસ્કટોપ ઉપરથી પણ ખોલી શકો છો
નીચેના ડાબી બાજુના ખૂણામાંના ચિહ્નને દબાવીએજો તેને દબાવીએ તો તે માત્ર ડેસ્કટોપ બતાવે છેજો તેને ફરી દબાવીએ તો તે પહેલેથી ખુલેલી ફાઈલ સાથેનું ડેસ્કટોપ દર્શાવે છે
આપણે ડેસ્કટોપવિન્ડોવ્ઝ કળ અને ડી એક સાથે દબાવી પણ ખોલી શકીએ છીએનોંધીલો કે ઉબુન્ટુની પહેલાની આવૃત્તિઓમાં ડેસ્કટોપ પર જવા જરૂરી કળોનું સંયોજન CltAltD હતુંઉપયોગકર્તાએ આવૃત્તિ દર આવૃત્તિના આવા ફેરફારોને તપાસવા તૈયાર રેહવું પડશેહવે ચાલો વિન્ડોવ્ઝ કળ અને ડી દબાવીએ
તમે અહીં તમારી પેન ડ્રાઈવ ડેસ્કટોપ પર જોઈ શકો છો
તેના પર બે વાર માઉસ બટન દબાવી તેને ખોલીએ
હવે હું ઉબુન્ટુ યુમેનીટીઓજીવી મુવી ફાઈલ વગાડીશ
આ રહી મારી ફાઈલહું તેને ખોલવા તેના ઉપર બે વખત દબાઉં
સામાન્ય રીતે તે મુવી પ્લેઅરમાં ખુલે છેઆને બંધ કરીએ
હવે ચાલો આ ડેસ્કટોપ ઉપરની કેટલીક હજી વધુ મહત્વની ચીજો જોઈએ
તેના માટે હવે પ્લેસીસ મેનુ ઉપર જઈએઆમાં હોમ ફોલ્ડર છે
તેને ખોલીએ અને હોમ ફોલ્ડર ઉપર દબાવીએ
દરેક ઉપયોગકર્તા પાસે એક અનન્ય હોમ ફોલ્ડર હોય છે
એમ કહી શકીએ કે હોમ ફોલ્ડર આપણું ઘર છે જ્યાં આપણેઆપણી ફાઈલો અને ફોલ્ડરોનો સંગ્રહ કરી શકીએ
આપણી પરવાનગી વગર ઉપયોગકર્તા તેને જોઈ ન શકેફાઈલની પરવાનગી વિષે વધારે માહિતી httpspoken tutorialorgના લિનક્સના મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપર ઉપલબ્ધ છે
હોમ ફોલ્ડરમાંઆપણે અન્ય ફોલ્ડર જેવા કે ડેસ્કટોપડોક્યુમેન્ટડાઉનલોડવિડિયોઝ વગેરે જોઈ શકીએ છીએ
લિનક્સમાં બધું એક ફાઈલ છેડેસ્કટોપ ફોલ્ડરને બે વખત દબાવી ખોઇએ
આપણે તે જ ફાઈલહેલો
ટીએક્સટી જેનો ટેક્સ્ટ એડીટરમાં સંગ્રહ કર્યો હતો તે અહીં જોઈ શકીએ છીએ
તો આ ફોલ્ડર અને ડેસ્કટોપ બંને સમાન છેચાલો હું આ ફોલ્ડર બંધ કરું
તમે ડેસ્કટોપનું એક નું એક થીમ જોઇને કંટાળ્યા નથીચાલો તેને બદલીએ
તેના માટે સિસ્ટમ gtપ્રેફ્રન્સીસ gtઅપીરીઅન્સ પર જાઓતેના પર દબાવો
અહીં થીમ્સ ટેબમાંઘણી પહેલાથી સ્થાપિત થયેલ થીમ્સ છેતેમાંથી ક્લીયરલૂકસને પસંદ કરીએ
જેવું તમે તેના ઉપર દબાવશોતમે તમારા કમ્પ્યુટર પર લાગુ પડતા ફેરફારો જોઈ શકો છો
તમે આ ફેરફાર નીચે ડાબીબાજુના ખૂણામાંના ડેસ્કટોપ ચિહ્નને દબાવી બરાબર જોઈ શકો છોઆ ચિહ્નને ફરી દબાવી પાછા ફોલ્ડર ઉપર જઈએ
તમને જે ગમે તે થીમ પસંદ કરો અને બહાર નીકળવા ક્લોઝ બટન પર દબાવો
અહીં આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છે
આ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં આપણે ઉબુન્ટુ ડેસ્કટોપમુખ્ય યાદીમૈન મેનુ અને બીજા ચિહ્નો જે ઉબુન્ટુના પડદા ઉપર ધ્ર્શ્યમાન છે તેનો વિષે અભ્યાસ કર્યો
મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છેજેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને આઇસીટી ના માધ્યમથી સમર્થિત કરેલ છે
મિશન વિષે વધુ જાણકારી આ લિંક httpspoken tutorialorgNMEICT Intro ઉપર ઉપલબ્ધ છે